મારા પ્રિય પરિવારજનો નમસ્કાર મન કી બાતના ઓગસ્ટ એપિસોડમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે
મને યાદ નથી કે શ્રાવન મહિનામાં મન કી બાત કાર્યક્રમ બે વાર યોજાયો હોય એવું ક્યારેય બન્યું હોય પણઆ વખતે પણ એવું જ થઈ રહ્યું છે
શ્રાવન એટલે મહાશિવનો મહિનો ઉત્સવ અને ઉલ્લાસનો મહિનો
ચંદ્રયાનની સફળતાએ આ ઉજવણીના વાતાવરણમાં અનેકગણો વધારો કર્યો છે
ચંદ્રયાનને ચંદ્ર સુધી પહોંચ્યે ત્રણ દિવસથી વધુ સમય થઈ ગયો છે
આ સફળતા એટલી મોટી છે કે તેના વિશે જેટલી ચર્ચા થાય એટલી ઓછી છે
આજે જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે મને મારી એક જૂની કવિતાની કેટલીક પંક્તિઓ યાદ આવી રહી છે
આકાશ તરફ મસ્તક ઉઠાવી
ઘનઘોર વાદળોને ચીરીને
રોશનીનો શુભ સંકલ્પ લો
સૂર્ય તો હમણાં જ ઉગ્યો છે
દ્રઢ નિશ્ચય સાથે ચાલીને
તમામ મુશ્કેલીને પાર કરી
ઘોર અંધકારને દૂર કરવા
હમણાં જ તો સૂર્ય ઉગ્યો છે
આકાશ તરફ મસ્તક ઉઠાવી
ઘનઘોર વાદળોને ચીરીને
રોશનીનો શુભ સંકલ્પ લો
સૂર્ય તો હમણાં જ ઉગ્યો છે
મારા પરિવારજનો 23 ઓગસ્ટે ભારત અને ભારતના ચંદ્રયાન એ સાબિત કર્યું છે કે ચંદ્ર પર પણ સંકલ્પનો સૂર્ય ઉગે છે
મિશન ચંદ્રયાન નવા ભારતની એ spiritનું પ્રતીક બની ગયું છે જે કોઈપણ પરિસ્થિતિમાં જીતવા માંગે છે અને તે કોઈપણ પરિસ્થિતિમાં કેવી રીતે જીતવું તે પણ જાણે છે
સાથીઓ આ મિશનનું એક પાસું હતું જેના વિશે હું આજે આપ સૌ સાથે ખાસ ચર્ચા કરવા માંગુ છું
તમને યાદ હશે કે આ વખતે મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે આપણે વુમેન લેડ Developmentનેરાષ્ટ્રીયચરિત્રનારૂપમાં શસક્ત કરવાનો છે
જ્યાં સ્ત્રી શક્તિનું સામર્થ્ય જોડાય છે ત્યાં અશક્યને પણ શક્ય બનાવી શકાય છે
ભારતનું મિશન ચંદ્રયાન પણ સ્ત્રી શક્તિનું જીવંત ઉદાહરણ છે
આ સમગ્ર મિશનમાં ઘણી વુમેન સાયન્ટિસ્ટ્સ અને ઇન્જિનિયર્સ સીધી રીતે સામેલ થઈ છે
તેમણે વિવિધ સિસ્ટમ્સ ના પ્રોજેક્ટ ડાયરેક્ટર પ્રોજેક્ટ મેનેજર જેવી ઘણી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે
ભારતની દીકરીઓ હવે અનંત ગણાતા એવા અંતરિક્ષને જગ્યાને પણ પડકારી રહી છે
જ્યારે કોઈ દેશની દીકરીઓ આટલી મહત્વાકાંક્ષી બની જાય તો તે દેશને વિકસિત થતા કોણ રોકી શકે
સાથીઓ આપણે આટલી ઉંચી ઉડાન એટલે પૂરી કરી છે કારણ કે હવે આપણાં સપના મોટા છે અને આપણાં પ્રયત્નો પણ મોટા છે
ચંદ્રયાન3ની સફળતામાં આપણા વૈજ્ઞાનિકોની સાથે અન્ય ક્ષેત્રોએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે
તમામ પાર્ટસ અને તકનીકી આવશ્યકતાઓને પૂર્ણ કરવામાં ઘણા દેશવાસીઓએ યોગદાન આપ્યું છે
જ્યારે દરેકના પ્રયત્નો ભેગા થયા ત્યારે સફળતા પણ મળી
આજ ચંદ્રયાન3ની સૌથી મોટી સફળતા છે
હું ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ આપણું સ્પેસ સેક્ટર દરેકના પ્રયત્નોથી આવી અસંખ્ય સફળતાઓ હાંસલ કરે
મારા પરિવારના સભ્યો સપ્ટેમ્બર મહિનો ભારતના સામર્થ્યનો સાક્ષી બનવા જઈ રહ્યો છે
ભારત આવતા મહિને યોજાનારી G20 લીડર્સ સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 40 દેશોના વડાઓ અને અનેક ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન્સ રાજધાની દિલ્હી આવી રહ્યા છે
G20 Summitના ઈતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી ભાગીદારી હશે
પોતાની પ્રેસિડેન્સી દરમિયાન ભારતે G20 ને વધુ ઇન્ક્લુઝિવ ફોરમ બનાવ્યું છે
ભારતના આમંત્રણ પર આફ્રિકન યુનિયન પણ G20માં જોડાયું અને આફ્રિકાના લોકોનો અવાજ વિશ્વના આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મplatform સુધી પહોંચ્યો
મિત્રો ગયા વર્ષે જ્યારથી ભારતે બાલીમાં G20નું પ્રમુખપદ સંભાળ્યું છે ત્યારથી ઘણું બધું બન્યું છે જે આપણને ગર્વથી ભરી દે છે
દિલ્હીમાં મોટા કાર્યક્રમોની પરંપરાથી દૂર જઈને અમે તેને દેશના વિવિધ શહેરોમાં લઈ ગયા
દેશના 60 શહેરોમાં આને લગતી લગભગ 200 બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું
G20 ડેલિગેટ્સ જ્યાં પણ ગયા ત્યાં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું
આ ડેલિગેટ્સ આપણા દેશની ડાયવર્સિટી અને આપણી વાઇબ્રન્ટ ડેમોક્રેસી જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા
તેમને એ પણ સમજાયું કે ભારતમાં ઘણી બધી શક્યતાઓ છે
મિત્રો G20ની આપણી પ્રેસિડેન્સી peopleએસ પ્રેસિડેન્સી છે જેમાં જનભાગીદારીની ભાવના સૌથી આગળ છે
G20 ના અગિયાર એન્ગેજમેન્ટ ગ્રુપ્સ છે જેમાં એકેડેમિયા સિવિલ સોસાયટી યુવા મહિલાઓ આપણા સંસદસભ્યો આંત્રપ્રિન્યોર્સ અને અર્બન એડમિનિસ્ટ્રેશન સાથે સંકળાયેલા લોકોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી
એક યા બીજી રીતે આ અંગે દેશભરમાં આયોજિત કાર્યક્રમો સાથે 1
5 દોઢ કરોડથી વધુ લોકો જોડાયેલા છે
લોકભાગીદારી માટેના અમારા આ પ્રયાસમાં માત્ર એક જ નહીં પરંતુ બે વિશ્વ રેકોર્ડrecordપણ સર્જાયા છે
વારાણસીમાં આયોજિત G20 Quizમાં 800 શાળાઓના 1
25 લાખ વિદ્યાર્થીઓStudentsની ભાગીદારી એક નવો વિશ્વ રેકોર્ડ બની ગયો
તે જ સમયે લમ્બાની કારીગરોએ પણ કમાલ કરી
450 કારીગરોએ લગભગ 1800 યુનિક Patchesનું અદભૂત કલેક્શન બનાવીને તેમની કુશળતા અને Craftsmanshipનું પ્રદર્શન કર્યું છે
G20માં આવેલા દરેક પ્રતિનિધિ આપણા દેશની આર્ટિસ્ટિક ડાયવર્સિટી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા
આવો જ એક શાનદાર કાર્યક્રમ સુરતમાં યોજાયો હતો
15 રાજ્યોમાંથી 15000 મહિલાઓએ ત્યાં આયોજિત સાડી વાલ્કાથોન ભાગ લીધો હતો
આ કાર્યક્રમથી સુરતની ટેક્સટાઇલ Industryને માત્ર પ્રોત્સાહન જ મળ્યું નથી વોકલ ફોર Localવોકલ ફોર લોકલ ને પણ પ્રોત્સાહન મળ્યું હતું અને સ્થાનિક માટે ગ્લોબલ બનવાનો માર્ગ પણ મોકળો થયો હતો
શ્રીનગરમાં જી20 બેઠક બાદ કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે
હું તમામ દેશવાસીઓને કહેવા માંગુ છું કે ચાલો આપણે સાથે મળીને G20 સંમેલનને સફળ બનાવીએ અને દેશની પ્રતિષ્ઠા વધારીએ
મારા પરિવારજનો મન કી બાતના Episodeમાં આપણે ઘણીવાર આપણી યુવા પેઢીની ક્ષમતા વિશે ચર્ચા કરીએ છીએ
આજે રમતગમત એક એવું ક્ષેત્ર છે જ્યાં આપણા યુવાનો સતત નવી સફળતાઓ હાંસલ કરી રહ્યા છે
આજે મન કી બાતમાં હું એક એવી ટૂર્નામેન્ટ વિશે વાત કરીશ જ્યાં તાજેતરમાં આપણા ખેલાડીઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે
થોડા દિવસો પહેલા ચીનમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ યોજાઈ હતી
આ વખતે આ ગેમ્સમાં ભારતનું અત્યાર સુધીનું બેસ્ટ એવર પરફોર્મન્સ રહ્યું હતું
અમારા ખેલાડીઓએ કુલ 26 મેડલ જીત્યા જેમાંથી 11 ગોલ્ડ મેડલ ગોલ્ડમેડલ હતા
તમને એ જાણીને આનંદ થશે કે 1959થી અત્યાર સુધી યોજાયેલી તમામ વર્લ્ડ યુનિવર્સિટી Gamesમાં જીતેલા તમામ મેડલને ઉમેરીએ તો પણ આ સંખ્યા માત્ર 18 સુધી પહોંચે છે
આ દાયકાઓમાં માત્ર 18 જ્યારે આ વખતે અમારા ખેલાડીઓએ 26 મેડલ જીત્યા છે
તેથી વર્લ્ડ યુનિવર્સિટી Gamesમાં મેડલ જીતનારા કેટલાક યુવા ખેલાડીઓ વિદ્યાર્થીઓ હાલમાં મારી સાથે ફોન લાઇન ફોન લાઇન પર જોડાયેલા છે
ચાલો હું તમને પહેલા તેમના વિશે કહું
યુપીની રહેવાસી પ્રગતિએ આર્ચરી તીરંદાજીમાં મેડલ જીત્યો છે
આસામના રહેવાસી અમ્લાને એથલેટિક્સ એથ્લેટિક્સમાં મેડલ જીત્યો છે
યુપીની રહેવાસી પ્રિયંકાએ રેસ Walkમાં મેડલ જીત્યો છે
મહારાષ્ટ્રની રહેવાસી અભિદન્યાએ શૂટિંગ શૂટિંગમાં મેડલ જીત્યો છે
નમસ્કાર મારા પ્રિય યુવા ખેલાડીઓ
નમસ્તે સર
તમારી સાથે વાત કર્યા પછી મને ખૂબ સારું લાગે છે
હું ભારતની યુનિવર્સિટીઓમાંથી સૌપ્રથમ પસંદ કરાયેલ પ્રથમ ટીમ તમે લોકોએ ભારતનું નામ રોશન કરીને જે ગૌરવ અપાવ્યું છે એ માટે હું તમને બધાને અભિનંદન આપું છું
તમે વિશ્વ યુનિવર્સિટી ગેમ્સમાં તમારા પ્રદર્શનથી દરેક દેશવાસીને ગર્વ અપાવ્યો છે
એ બદલ સૌપ્રથમ હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું
પ્રગતિ હું આપનાથી આ વાર્તાલાપની શરૂઆત કરી રહ્યો છું
સૌથી પહેલા મને એ કહો કે બે મેડલ જીતીને તમે અહીંથી નીકળ્યા ત્યારે તમે આવું વિચાર્યું હતું અને આટલી મોટી જીત હાંસલ કર્યા પછી હવે તમે શું અનુભવો છો
સર હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરી રહી હતી મને એટલું સારું લાગ્યું કે હું અહીં મારા દેશનો ધ્વજ એટલો ઊંચો ફરકાવીને આવી છું કે ઠીક છે કે એકવાર હું ગોલ્ડ Fightમાં પહોંચી ગઇ હતી ત્યારે હું હારી ગઇ હતી તેથી મને રિગ્રેટ થઈ રહ્યો હતો
પણ બીજી વાર મનમાં થયું કે હવે કંઈપણ થઈ જશે તો હું તેને નીચે જવા નહીં દઉં
તેને દરેક પરિસ્થિતિમાં સૌથી વધુ ઊંચે ફરકાવીશ
જ્યારે અમે ફાઇટ છેલ્લે જીતી હતી ત્યારે અમે એ જ પોડિયમ પર ખૂબ જ સારી ઉજવણી કરી હતી
તે મોમેન્ટ ખૂબ જ સુંદર હતી
એટલો પ્રાઉડ ફીલ થતો હતો કે હું કહી શકતી નથી
પ્રગતિ તમને ફિઝિકલી બહુ પ્રોબ્લેમ્સ થયા હતા
તમે તેમાંથી બહાર આવ્યા
આપણાં દેશના યુવાનો માટે આ એક મોટી પ્રેરણા છે
શું થયુ તું તમને
સર 5 મે 2020 ના રોજ મને બ્રેઈન હેમરેજ થયું હતું
હું વેન્ટિલેટર પર હતી
હું બચી શકીશ કે નહીં તેનું કોઈ કન્ફર્મેશન નહોતું
અને જો હું જીવીશ તો હું કેવી રીતે જીવીશ પણ એટલું બધું હતું કે હા મારામાં અંદરથી હિંમત હતી કે મારે ગ્રાઉન્ડ પર પાછા ઊભા રહેવું છે એરો ચલાવવાનું છે
મારા માટે મારો જીવ બચ્યો તો એમાં સૌથી મોટો હાથ ભગવાનનો પછી ડૉક્ટરનો પછી Archeryનો
અમ્લાન પણ અમારી સાથે છે
અમ્લાન મને કહો કે તમે એથલેટિક્સ માં આટલો રસ કેવી રીતે વિકસાવ્યો
જી નમસ્કાર સર
નમસ્કાર નમસ્કાર
સર પહેલા એથલેટિક્સ માં બહુ રસ નહોતો
અગાઉ અમે ફૂટબોલ માં વધુ હતા
પણ મારા ભાઈના મિત્રે મને કહ્યું કે અમ્લાન તારે એથ્લેટિક્સ સ્પર્ધામાં જવું જોઈએ
તેથી મેં વિચાર્યું કે ઠીક છે તેથી જ્યારે હું પ્રથમ વખત સ્ટેટ મીટ રમ્યો ત્યારે હું તેમાં હારી ગયો
તેથી મને હાર ગમતી ન હતી
તેથી આ કરતી વખતે હું Athleticsમાં પ્રવેશ્યો
પછી ધીમે ધીમે મજા આવવા લાગી છે
તો બસ એ જ રીતે મારો રસ વધ્યો
અમ્લાન જરા મને કહો કે તમે મોટાભાગે ક્યાં પ્રેક્ટિસ કરતા હતા
મોટાભાગે મેં હૈદરાબાદમાં સાઈ રેડ્ડી સરની નીચે પ્રેક્ટિસ કરી છે
ત્યાર બાદ ભુવનેશ્વરમાં શિફ્ટ થઈને ત્યાંથી મેં પ્રોફેશનલી સ્ટાર્ટ કર્યું
ઓકે પ્રિયંકા પણ અમારી સાથે છે
પ્રિયંકા તું 20 કિલોમીટરની રેસ વાલ્ક Teamનો ભાગ હતી
આખો દેશ આજે તમને સાંભળી રહ્યો છે અને તેઓ આ સ્પોર્ટ વિશે જાણવા માંગે છે
તમે મને કહો કે આ માટે કયા પ્રકારની કુશળતા જરૂરી છે
અને તમારી કેરિયર ક્યાંથી ક્યાં સુધી પહોંચી છે
મારા જેવી ઇવેન્ટ તો ખૂબ જ ટાઉઘ છે કારણ કે અમારી પાસે પાંચ જજ ઊભા હોય છે
જો આપણે ભાગી જઈએ તો પણ તેઓ અમને બહાર કાઢે છે અથવા આપણે રસ્તા પરથી સહેજ પણ ઉતરી જઈએ તો જમ્પ હોય તો પણ તેઓ અને બહાર કાઢે છે
અથવા જો અમે કેની બેન્ડ કરીએ તો પણ તેઓ કાઢી મૂકે છે અને મને વાર્નિંગ પણ બે વાર આપવામાં આવી હતી
તે પછી મેં મારી સ્પીડ ને એટલી નિયંત્રિત કરી કે ક્યાંકને ક્યાંક મારે ઓછામાં ઓછો અહીંથી ટીમ મેડલ તો જીતવો જ છે કારણ કે અમે અહીં દેશ માટે આવ્યા છીએ અને અમે ખાલી હાથે જવા માંગતા નથી
હા અને પપ્પા ભાઈ વગેરે બધા મજામાં છે ને
હા સર બધુ બરાબર છે હું બધાને કહું છું કે તમે અમને ખૂબ મોટીવેટ કરો છો ખરેખર સર મને ખૂબ સારું લાગે છે કારણ કે Indiaમાં વર્લ્ડ યુનિવર્સિટી જેવી રમતની બહુ માંગ પણ નથી
પરંતુ હવે અમને આ રમતમાં એટલો બધો સપોર્ટ મળી રહ્યો છે તેનો અર્થ એ પણ છે કે અમે ટ્વીટ જોઈ રહ્યા છીએ કે દરેક ટ્વીટ કરી રહ્યા છે કે અમે ઘણા મેડલ જીત્યા છે તેથી તે ખૂબ જ સારું લાગે છે કે Olympicsની જેમ આને પણ આટલું પ્રોત્સાહન મળી રહ્યું છે
ચાલો પ્રિયંકા મારા તરફથી અભિનંદન
તમે બહુ મોટું નામ રોશન કર્યું છે ચાલો આપણે અભિદન્યાની સાથે વાત કરીએ
નમસ્તે સર
મને તમારા વિશે કહો
સર હું મહારાષ્ટ્રના કોલ્હાપુરથી છું હું shootingમાં 25m સ્પોર્ટ્સ પિસ્તોલ અને 10m એઆઈઆર પિસ્તોલ બંને ઇવેન્ટ કરું છું
મારા માતાપિતા બંને હાઈ સ્કૂલ ટીચર છે તેથી મેં 2015માં શૂટિંગ સ્ટાર્ટ કર્યું
જ્યારે મેં શૂટિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે કોલ્હાપુરમાં એટલી બધી ફેસિલિટીઝ ઉપલબ્ધ ન હતી
વડગાંવથી કોલ્હાપુર સુધી બસમાં મુસાફરી કરવામાં દોઢ કલાકનો સમય લાગે છે પછી પાછા આવવામાં દોઢ કલાક લાગે છે અને ચાર કલાકની ટ્રેનિંગ આ રીતે 67 કલાક
એટલે ટ્રેનિંગ માટે આવતાજતા તેથી હું મારી શાળાને પણ મિસ કરતી પછી મમ્મીપપ્પાએ કહ્યું કે દીકરા એક કામ કર અમે તને સેચરડેસંડે શૂટિંગ રેન્જમાં લઈ જઈશું અને બાકીનો સમય તમે અન્ય ગેમ્સ કરો
તેથી હું મારા બાળપણમાં ઘણી બધી ગેમ્સ રમતી હતી કારણ કે મારા માતાપિતા બંનેને રમતગમતમાં ખૂબ જ રસ હતો પરંતુ તેઓ કંઈ કરી શકતા ન હતા ફાઇનાન્શિયલ સપોર્ટ એટલો ન હતો અને એટલી માહિતી પણ ન હતી તેથી મારી માતાનું મોટું સ્વપ્ન હતું કે મારે દેશનું પ્રતિનિધિત્વ કરવું જોઇએ અને પછી દેશ માટે મેડલ પણ જીતવો જોઇએ
તેથી તેનું સપનું પૂરું કરવા માટે હું નાનપણથી જ રમતગમતમાં ઘણો રસ લેતી હતી અને પછી મેં ટાઇકવોન્ડો પણ કર્યો છે તેમાં પણ હું બ્લેક બેલ્ટ છું અને બોક્સિંગ જુડો અને ફેન્સિંગ અને ડિસ્કસ થ્રો જેવી ઘણી રમતો કર્યા પછી
પછી 2015 માં હું શૂટિંગ પર આવી
પછી મેં 23 વર્ષ સુધી ખૂબ સંઘર્ષ કર્યો અને પ્રથમ વખત હું યુનિવર્સિટી ચેમ્પિયનશિપ માટે મલેશિયામાં સિલેક્ટ થઇ અને તેમાં મને બ્રોન્ઝ મેડલ મળ્યો તેથી મને ખરેખર ત્યાંથી પુષ મળ્યો
પછી મારી શાળાએ મારા માટે શૂટિંગ રેન્જ બનાવી પછી હું ત્યાં તાલીમ લેતી અને પછી તેઓએ મને તાલીમ માટે પૂણે મોકલી
તો અહીં ગગન નારંગ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ગન ફોર ગ્લોરી છે તેથી હું તેના હેઠળ તાલીમ લઈ રહી છું હવે ગગન સરે મને ખૂબ સપોર્ટ કર્યો છે અને મારી રમત માટે મને પ્રોત્સાહિત કરી છે
સારું જો તમે ચારેય જણ મને કંઈક કહેવા માંગતા હોય તો હું તે સાંભળવા માંગુ છું
પ્રગતિ હોય અમ્લાન હોય પ્રિયંકા હોય અભિદન્યા હોય
તમે બધા મારી સાથે જોડાયેલા છો તેથી જો તમે કંઈક કહેવા માંગતા હો તો હું ચોક્કસપણે સાંભળીશ
સર મને એક પ્રશ્ન છે સર
સર તમને કઈ રમત સૌથી વધુ ગમે છે
ભારતે રમતગમતની દુનિયામાં ઘણો વિકાસ કરવો જોઈએ અને તેથી જ હું આ વસ્તુઓને ખૂબ પ્રમોટ કરી રહ્યો છું પરંતુ હોકી ફૂટબોલ કબડ્ડી ખોખો આ આપણી જમીન સાથે જોડાયેલી રમતો છે આમાં આપણે આગળ વધવું પડશે
પાછળ ન રહેવું જોઈએ અને હું જોઉં છું કે આપણા લોકો તીરંદાજીમાં સારો દેખાવ કરી રહ્યા છે તેઓ શૂટિંગમાં સારો દેખાવ કરી રહ્યા છે
અને બીજું હું જોઈ રહ્યો છું કે આપણા યુવાનો અને આપણા પરિવારોમાં પણ રમત પ્રત્યેની લાગણી જે પહેલા હતી એવી નથી
પહેલા જ્યારે બાળક રમવા જતું હતું ત્યારે રોકતા હતા અને હવે ઘણું બદલાઈ ગયું છે અને તમે લોકો જે સફળતા મેળવી રહ્યા છો તે બધા પરિવારોને પ્રોત્સાહિત કરે છે
દરેક રમતમાં આપણા બાળકો જ્યાં પણ જતા હોય છે તેઓ દેશ માટે કંઈકને કંઈક કરીને પાછા આવે છે
અને આ સમાચારો આજે દેશમાં આગવી રીતે બતાવવામાં આવે છે કહેવામાં આવે છે અને શાળાકોલેજોમાં પણ તેની ચર્ચા થાય છે
ચાલો મને તે ખૂબ જ ગમ્યું
મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન
ખૂબ ખૂબ શુભકામના
ખૂબ ખૂબ આભાર ઠાંક યુ સિર આભાર
આભાર નમસ્કાર
મારા પરિવારજનો આ વખતે 15મી ઓગસ્ટે દેશે સબકા પ્રયાસની શક્તિ જોઈ
તમામ દેશવાસીઓના પ્રયાસોએ હર ઘર તિરંગા અભિયાનને વાસ્તવમાં હર મન તિરંગા અભિયાન બનાવ્યું
આ અભિયાન દરમિયાન ઘણા રેકોર્ડ પણ બન્યા હતા
દેશવાસીઓએ કરોડોમાં તિરંગા ખરીદ્યા
5 લાખ પોસ્ટ ઓફિસ દ્વારા લગભગ 1
5 કરોડ તિરંગાનું વેચાણ થયું હતું
તેના કારણે આપણા કામદારો વણકરોએ અને ખાસ કરીને મહિલાઓએ પણ કરોડો રૂપિયાની કમાણી કરી છે
આ વખતે દેશવાસીઓએ તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે
ગયા વર્ષે 15 ઓગસ્ટ સુધી લગભગ 5 કરોડ દેશવાસીઓએ તિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરી હતી
આ વર્ષે આ આંકડો પણ 10 કરોડને પાર કરી ગયો છે
સાથીઓ અત્યારે દેશમાં મેરી માટી મેરા દેશની દેશભક્તિની ભાવનાને ઉજાગર કરવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે
સપ્ટેમ્બર મહિનામાં દેશના દરેક ગામમાં દરેક ઘરમાંથી માટી એકત્ર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે
દેશની પવિત્ર માટી હજારો અમૃતના કળશમાં જમા થશે
ઓક્ટોબરના અંતમાં હજારો લોકો અમૃત કળશ યાત્રા સાથે દેશની રાજધાની દિલ્હી પહોંચશે
આ માટીમાંથી જ દિલ્હીમાં અમૃત વાટિકા બનાવવામાં આવશે
મને ખાતરી છે કે દરેક દેશવાસીના પ્રયાસો આ અભિયાનને સફળ બનાવશે
મારા પરિવારજનો આ વખતે મને સંસ્કૃત ભાષામાં ઘણા પત્રો મળ્યા છે
તેનું કારણ એ છે કે શ્રાવણ મહિનાની પૂર્ણિમા આ તિથીને વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે ઉજવવામાં આવે છે
સંસ્કૃતદિવસસ્ય હાર્દયઃ શુભકામનાઃ
વિશ્વ સંસ્કૃત દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
આપણે બધા જાણીએ છીએ કે સંસ્કૃત એ વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક છે
તેને ઘણી આધુનિક ભાષાઓની માતા પણ કહેવામાં આવે છે
તેની પ્રાચીનતાની સાથે સાથે સંસ્કૃત તેની વૈજ્ઞાનિકતા અને વ્યાકરણ માટે પણ જાણીતી છે
ભારતનું કેટલું પ્રાચીન જ્ઞાન હજારો વર્ષોથી સંસ્કૃત ભાષામાં સચવાયેલું છે
યોગ આયુર્વેદ અને તત્વજ્ઞાન જેવા વિષયો પર સંશોધન કરતા લોકો હવે વધુ ને વધુ સંસ્કૃત શીખી રહ્યા છે
ઘણી સંસ્થાઓ પણ આ દિશામાં ખૂબ સારું કામ કરી રહી છે
ઉદાહરણ તરીકે સંસ્કૃત પ્રમોશન ફાઉન્ડેશન યોગ માટે સંસ્કૃત આયુર્વેદ માટે સંસ્કૃત અને બૌદ્ધ ધર્મ માટે સંસ્કૃત જેવા ઘણા અભ્યાસક્રમો ચલાવે છે
સંસ્કૃત ભારતી લોકોને સંસ્કૃત શીખવવાનું અભિયાન ચલાવે છે
આમાં તમે 10 દિવસની સંસ્કૃત વાર્તાલાપ શિબિરમાં ભાગ લઈ શકો છો
મને ખુશી છે કે આજે લોકોમાં સંસ્કૃત પ્રત્યે જાગૃતિ અને ગૌરવ વધ્યું છે
તેની પાછળ વિતેલા વર્ષોમાં દેશનું પણ વિશેષ યોગદાન છે
ઉદાહરણ તરીકે 2020માં ત્રણ સંસ્કૃત ડીમ્ડ યુનિવર્સિટીઓને સેન્ટ્રલ યુનિવર્સિટીઝ બનાવવામાં આવી હતી
સંસ્કૃત યુનિવર્સિટીઓની ઘણી કોલેજો અને સંસ્થાઓ પણ વિવિધ શહેરોમાં ચાલી રહી છે
આઇઆઇટી અને આઇઆઇએમ જેવી સંસ્થાઓમાં સંસ્કૃત કેન્દ્રો ખૂબ જ લોકપ્રિય બની રહ્યા છે
સાથીઓ તમે ઘણી વાર એક વાતનો અનુભવ કર્યો હશે મૂળ સાથે જોડાવાની આપણી સંસ્કૃતિ સાથે જોડાવાની આપણી પરંપરાનું એક ખૂબ જ શક્તિશાળી માધ્યમ છે આપણી માતૃભાષા
જ્યારે આપણે આપણી માતૃભાષા સાથે જોડાઈએ છીએ ત્યારે આપણે સ્વાભાવિક રીતે આપણી સંસ્કૃતિ સાથે જોડાઈએ છીએ
આપણે આપણા સંસ્કારો સાથે જોડાઈએ છીએ આપણે આપણી પરંપરા સાથે જોડાઈએ છીએ આપણે આપણા પ્રાચીન વૈભવ સાથે જોડાયેલા રહીએ છીએ
તેવી જ રીતે ભારતની બીજી માતૃભાષા છે તેલુગુ ભાષા
29 ઓગસ્ટને તેલુગુ દિવસ તરીકે ઉજવવામાં આવશે
અન્દરિકી તેલુગુ ભાષા દિનોત્સવ શુભાકાંક્ષલુ
તેલુગુ દિવસના આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન
તેલુગુ ભાષાના સાહિત્ય અને વારસામાં ભારતીય સંસ્કૃતિના અનેક અમૂલ્ય રત્નો છુપાયેલા છે
તેલુગુની આ વિરાસતનો લાભ સમગ્ર દેશને મળે તે માટે પણ ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
મારા પરિવારના સભ્યો મેં મન કી બાતના ઘણા એપિસોડમાં પ્રવાસન વિશે વાત કરી છે
વસ્તુઓ કે સ્થળને રૂબરૂ જોવું થોડી ક્ષણો માટે સમજવું અને જીવવું એ એક અલગ જ અનુભવ આપે છે
સમુદ્રનું કોઈ ગમે તેટલું વર્ણન કરે પણ આપણે સમુદ્રને જોયા વિના તેની વિશાળતાને અનુભવી શકતા નથી
હિમાલય વિશે ગમે તેટલી વાતો કરીએ હિમાલયને જોયા વિના આપણે તેની સુંદરતાનું મૂલ્યાંકન કરી શકતા નથી
એટલા માટે હું તમને બધાને વારંવાર વિનંતી કરું છું કે જ્યારે પણ આપણને તક મળે ત્યારે આપણે આપણા દેશની સુંદરતા અને વિવિધતા જોવા જવું જોઈએ
ઘણીવાર આપણે એક બીજી વસ્તુ પણ જોઈએ છીએ ભલે આપણે વિશ્વના દરેક ખૂણે શોધ કરીએ પરંતુ આપણે આપણા પોતાના શહેર અથવા રાજ્યની ઘણી શ્રેષ્ઠ જગ્યાઓ અને વસ્તુઓથી અજાણ હોઈએ છીએ
ઘણી વખત એવું બને છે કે લોકો પોતાના શહેરના ઐતિહાસિક સ્થળો વિશે વધુ જાણતા નથી
ધનપાલજી સાથે પણ કંઈક આવું જ થયું
ધનપાલજી બેંગ્લોરની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા
લગભગ 17 વર્ષ પહેલા તેમને સાઈટસીઈંગ વિંગમાં જવાબદારી મળી હતી
હવે લોકો તેને બેંગ્લોર દર્શિની નામથી ઓળખે છે
ધનપાલજી પ્રવાસીઓને શહેરના વિવિધ પ્રવાસન સ્થળો પર લઈ જતા હતા
આવી જ એક સફરમાં એક પ્રવાસીએ તેમને પૂછ્યું કે બેંગ્લોરમાં આવેલી ટાંકીને સેંકી ટાંકી કેમ કહેવાય છે
તેને ખૂબ જ ખરાબ લાગ્યું કે તેને જવાબ ખબર નથી
આવી સ્થિતિમાં તેણે પોતાનું જ્ઞાન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું
તેમના વારસાને જાણવાની જીજ્ઞાસામાં તેમને ઘણા પથ્થરો અને શિલાલેખો મળ્યા
ધનપાલજીનું મન આ કામમાં એટલું મગ્ન હતું કે તેમણે એપિગ્રાફી એટલે કે શિલાલેખ સંબંધિત વિષયમાં ડિપ્લોમાં પણ કર્યો
જો કે તે હવે નિવૃત્ત છે બેંગલુરુના ઈતિહાસને શોધવાનો તેમનો જુસ્સો હજુ પણ જીવંત છે
સાથીઓ મને બ્રિયન ડી
ખારપ્રાણ બ્રાયન ડી
ખારપ્રાન વિશે જણાવતા ખૂબ જ આનંદ થાય છે
તે મેઘાલયનો રહેવાસી છે અને સ્પેલિયોલોજી સ્પેલોલોજીમાં ઘણો રસ ધરાવે છે
સરળ ભાષામાં તેનો અર્થ છે ગુફાઓનો અભ્યાસ
વર્ષો પહેલા જ્યારે તેમણે ઘણી વાર્તાઓના પુસ્તકો વાંચ્યા ત્યારે તેમનામાં આ રસ જાગ્યો
1964માં તેણે શાળાના વિદ્યાર્થી તરીકે તેની પ્રથમ એક્સપ્લોરેશન કર્યું
1990 માં તેણે તેના મિત્ર સાથે મળીને એક સંગઠન બનાવ્યું અને તેના દ્વારા તેણે મેઘાલયની અજાણી ગુફાઓ વિશે જાણવાનું શરૂ કર્યું
થોડા જ સમયમાં તેમણે તેમની ટીમ સાથે મેઘાલયમાં 1700 થી વધુ ગુફાઓ શોધી કાઢી અને રાજ્યને વિશ્વ ગુફાના નકશા પર મૂક્યું
ભારતની કેટલીક સૌથી લાંબી અને સૌથી ઊંડી ગુફાઓ મેઘાલયમાં છે
બ્રિયન જી અને તેમની ટીમે કેવ ફાઉના એટલે કે ગુફાના તે જીવોનું પણ દસ્તાવેજીકરણ કર્યું છે જે વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતા નથી
હું આ સમગ્ર ટીમના પ્રયત્નોની પ્રશંસા કરું છું સાથે જ હું તમને મેઘાલયની ગુફાઓની મુલાકાત લેવાનો પ્લાન બનાવવા વિનંતી કરું છું
મારા પરિવારના સભ્યો તમે બધા જાણો છો કે ડેરી સેક્ટર આપણા દેશના સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક છે
તેણે આપણી માતાઓ અને બહેનોના જીવનમાં મોટો ફેરફાર લાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે
થોડા દિવસો પહેલા જ મને ગુજરાતની બનાસ ડેરીની એક ઇન્ટરેસ્ટિંગ ઇનિશિએટિવ વિશે જાણવા મળ્યું
બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી ગણાય છે
અહીં દરરોજ સરેરાશ 75 લાખ લિટર દૂધ પ્રોસેસ થાય છે
આ પછી તેને અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે
અન્ય રાજ્યોમાં અહીં દૂધ સમયસર પહોંચાડવા માટે અત્યાર સુધી ટેન્કર અથવા દૂધની ટ્રેન ટ્રેનોનો સહારો લેવામાં આવતો હતો
પરંતુ આમાં પણ ઓછા પડકારો ન હતા
પહેલા તો લોડિંગ અને unloadingમાં ઘણો સમય લાગતો હતો અને ક્યારેક દૂધ પણ બગડી જતું હતું
આ સમસ્યાને દૂર કરવા માટે ભારતીય રેલવેએ એક નવો પ્રયોગ કર્યો છે
રેલવેએ પાલનપુરથી નવી રેવાડી સુધી ટ્રકોન્ટ્રેક સુવિધા શરૂ કરી
આમાં દૂધની ટ્રક સીધી ટ્રેનમાં લોડ કરવામાં આવે છે
એટલે કે transportationની મોટી સમસ્યા આનાથી દૂર થઈ ગઈ છે
ટ્રકોન્ટ્રેક સુવિધાના પરિણામો ખૂબ જ સંતોષકારક રહ્યા છે
પહેલા જે દૂધ પહોંચવામાં 30 કલાક લાગતું હતું તે હવે અડધાથી પણ ઓછા સમયમાં પહોંચી રહ્યું છે
જેના કારણે જ્યાં ઈંધણથી થતું પ્રદૂષણ અટક્યું છે ત્યાં ઈંધણનો ખર્ચ પણ બચી રહ્યો છે
આનાથી ટ્રક ચાલકોને પણ ઘણો ફાયદો થયો છે તેમનું જીવન સરળ બન્યું છે
સાથીઓ આજે આપણી ડેરીઓ પણ સામૂહિક પ્રયાસોને કારણે આધુનિક વિચારસરણી સાથે આગળ વધી રહી છે
બનાસ ડેરીએ પણ પર્યાવરણ સંરક્ષણની દિશામાં કેવી રીતે એક પગલું આગળ વધાર્યું છે તે સીડબોલ વૃક્ષારોપણ અભિયાન દ્વારા જાણી શકાય છે
વારાણસી મિલ્ક યુનિયન અમારા ડેરી ખેડૂતોની આવક વધારવા માટે મેન્યુર મેનેજમેન્ટ પર કામ કરી રહ્યું છે
કેરળની મલબાર મિલ્ક યુનિયન ડેરી નો પ્રયાસ પણ અનોખો છે
તે પ્રાણીઓના રોગોની સારવાર માટે આયુર્વેદિક મેડિસિન્સ વિકસાવવામાં રોકાયેલ છે
સાથીઓ આજે ઘણા લોકો એવા છે જેઓ ડેરી અપનાવીને ડાયવર્સિફાય લાવી રહ્યા છે
તમે અમનપ્રીત સિંહ વિશે પણ જાણતા હશો જે રાજસ્થાનના કોટામાં ડેરી ફાર્મ ચલાવે છે
ડેરીની સાથે તેમણે બાયોગેસ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું અને બે બાયોગેસ પ્લાન્ટ સ્થાપ્યા
આ કારણે તેમનો વીજળી પરનો ખર્ચ લગભગ 70 ટકા જેટલો ઓછો થયો છે
તેમનો આ પ્રયાસ દેશભરના ડેરી ખેડૂતોને પ્રેરણા આપશે
આજે ઘણી મોટી ડેરીઓ બાયોગેસ પર ધ્યાન આપી રહી છે
આ પ્રકારનું કોમ્યુનિટી ડ્રાઇવન વેલ્યુ એડિશન ખૂબ જ રોમાંચક છે
મને ખાતરી છે કે આ પ્રકારનો ટ્રેન્ડ્સ સમગ્ર દેશમાં ચાલુ રહેશે
મારા પરિવારજનો આજે મન કી બાતમાં આટલું જ
હવે તહેવારોની મોસમ પણ આવી ગઈ છે
આપ સૌને રક્ષાબંધનની અગાઉથી શુભકામનાઓ
સેલિબ્રેશન સમયે આપણે વોકલ ફોર Localનોમંત્ર પણ યાદ કરવાનો હોય છે
આત્મનિર્ભર ભારતનું આ અભિયાન દરેક દેશવાસીઓનું પોતાનું અભિયાન છે
અને જ્યારે ઉત્સવનું વાતાવરણ હોય ત્યારે આપણે આપણી આસ્થાના સ્થળો અને તેની આસપાસના વિસ્તારને પણ કાયમ માટે સ્વચ્છ રાખવાના હોય છે
આવતી વખતે તમારી પાસે ફરીથી મન કી બાત હશે કેટલાક નવા વિષયો સાથે મળીશું
દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસો અને તેમની સફળતાની ચર્ચા કરીશું
ત્યાં સુધી મને વિદાય આપો
ખુબ ખુબ આભાર નમસ્કાર